લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતા આ ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીઅલમાં આપણે લીબરઓફીસ ડ્રો અને લીબરઓફીસ વર્કસ્પેસ વિષે શીખીશું
અને કંટેક્સ્ટ મેનુ
આપણે ડ્રો ફાઈલ કેવી રીતે બનાવવીસંગ્રહ કરવીબંધ કરવી અને ખોલવી ટુલબાર સક્ષમ કરવાડ્રો પેજ સેટ કરવું અને મૂળભૂત આકારો દાખલ કરવા
જો તમારી પાસે લીબરઓફીસ સ્યુટ સંસ્થાપિત કરેલ ન હોય તો ડ્રો સીનેપ્ટીક પેકેજ મેનેજર દ્વારા સંસ્થાપિત કરી શકાય
સીનેપ્ટીક પેકેજ મેનેજર વિષે વધુ જાણકારી મેળવવા આ વેબ્સાઈટ પરના ઉબુન્ટુ લીનક્સ ટ્યુટોરીઅલો નિહાળો
અને વેબ્સાઈટ ઉપર આપેલ માહિતી મુજબ લીબરઓફીસ સ્યુટ ડાઉનલોડ કરો
વિગતવાર માહિતીઓ લીબરઓફીસ સ્યુટના પ્રથમ ટ્યુટોરીઅલમાં ઉપલબ્ધ છે
યાદ રાખોસંસ્થાપન દરમ્યાનDraw સંસ્થાપિત કરવા કોમ્પ્લીટ વિકલ્પ પસંદ કરો
લીબરઓફીસ ડ્રો એક વેક્ટરપરિમાણ અને દિશા આધારિત ગ્રાફિક સોફ્ટવેર છે
તે તમને એક વિશાળ શ્રેણીમાં વેક્ટર ગ્રાફિક્સ બનાવવાની પરવાનગી આપે છે
ગ્રાફિક્સના મુખ્ય બે પ્રકાર છે160 વેક્ટર આધારિત ગ્રાફિક્સ અને બીટમેપ્સ
લીબરઓફીસ ડ્રોના ઉપયોગથી વેક્ટર ગ્રાફિક્સ બનાવાય અને ફેરફાર કરાય છે
અન્ય છે બીટમેપ અથવા રાસ્ટર ઈમેજ
બીટમેપના પ્રખ્યાત બંધારણો છે160 બીએમપી જેપીજી જેપીઇજી અને પીએનજી
ચાલો બંને પ્રકારો વચ્ચેનો તફાવત આ ઈમેજ ફોરમેટોને સરખાવીને સમજીએ
ડાબી બાજુનું ચિત્ર એક વેક્ટર ગ્રાફિક છે
જમણી બાજુ એ બીટમેપ છે
ધ્યાનથી જુઓઆ ચિત્રોને મોટા કરતા શું થાય છે
વેક્ટર ગ્રાફિક ચોખું છે બીટમેપ ચિત્ર જાખું થઇ જાય છે
વેક્ટર આધારિત ગ્રાફિક સોફ્ટવેર ચિત્રોને ગાણિતિક સૂત્રોની જેમ લીટીઓ અને વળાંકોની મદદથી સંગ્રહે છે
તેથીચિત્રોના માપ બદલાતા તેની ગુણવત્તાને કોઈ અસર થતી નથી
જયારે બીટમેપ એક ગ્રિડ અથવા ચોરસમાં પિક્સેલ્સ અથવા ઘણા રંગીન નાના બિંદુઓની શ્રેણીનો ઉપયોગ કરે છે
ચિત્રને મોટું કરતા તમે નાના ચોરસો જોઈ શકો છો
આ બધા ગ્રીડ્સનાના ચોરસો છે
નાના બિંદુઓ એકત્ર થઇ દરેક ગ્રિડમાં એક રંગ બનાવે છે
તમે કદાચ એક બીજો તફાવત નોંધ્યો હશે બીટમેપ્સ આકારમાં સમચોરસ હોય છે
વેક્ટર ગ્રાફિક્સતેમ છતાકોઈ પણ આકારમાં હોય શકે
વેક્ટર ગ્રાફિક વિશે જાણી લીધા પછી હવે તે ડ્રોના ઉપયોગથી કેવી રીતે બનાવાય તે શીખીએ
અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334નો ઉપયોગ કરી રહ્યા છીએ
નવી ડ્રો ફાઈલ ખોલવા પડદામાં ઉપર ડાબી બાજુના ખૂણામાં આવેલા એપ્લિકેશન્સ વિકલ્પ ઉપર ક્લિક કરીએ
અને પછી ઓફિસ ઉપર અને પછી લિબ્રિઓફિસ ઉપર ક્લિક કરીશું
વિવિધ લીબરઓફીસ ઘટકો ધરાવતું એક ડાયલોગ બોક્સ ખુલે છે
ડ્રાઇંગ ઉપર ક્લિક કરીએ
આ એક ખાલી ડ્રો ફાઈલ ખોલશે
ચાલો ડ્રો ફાઈલને નામ આપી તેનો સંગ્રહ કરીએ
મુખ્ય મેનુ માંના ફાઇલ ઉપર ક્લિક કરી સવે એએસ પસંદ કરીએ
સવે એએસ ડાયલોગ બોક્સ દેખાય છે
ચાલો ફાઇલ નામે ક્ષેત્રમાં નામ લખીએ વોટરસાયકલ
તમારા ચિત્રકામને પ્રસ્તુત કરતુ નામ આપવું એ એક સારી આદત છે
ડ્રો ફાઈલનો મૂળભૂત ફાઇલ પ્રકાર odg છે
બ્રાઉઝ ફોલ્ડર્સ ક્ષેત્રનો ઉપયોગ કરી ચાલો આ ફાઈલને ડેસ્કટોપ ઉપર સંગ્રહિત કરીએ
સવે ક્લિક કરીએ
ફાઈલ વોટરસાયકલ નામે સંગ્રહિત થઇ ગઈ
ટાઈટલ બારમાં આ ડ્રો ફાઈલ તેના નામ અને એક્સ્ટેન્શન સાથે પ્રદર્શિત થાય છે
આ સ્લાઈડમાં બતાવ્યા મુજબ આપણે વોટર સાઈકલનું ચિત્ર કેવી રીતે બનાવીશું તે શીખીશું
આપણે આ ચિત્રને કેટલાક તબક્કાઓમાં પૂર્ણ કરીશું
દરેક પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલ આ ચિત્રના વિભિન્ન ઘટકો કેવી રીતે બનાવવા તે સમજાવશે
ડ્રોના પાયારૂપ સ્તરના ટ્યુટોરીઅલો સમાપ્ત થતા તમે પણ આ સમાન રેખાકૃતિ બનાવવા સક્ષમ થઇ જશો
પ્રથમ ચાલો આપણે પોતાને ડ્રો વર્કસ્પેસ અથવા ડ્રો વિન્ડોવથી પરિચિત કરીએ
ડ્રોમાં ઉપયોગી એવા બધા જ વિકલ્પોની યાદી મેઈન મેનુ આપે છે
ડાબી બાજુનું પેજેસ પેનલ આ ડ્રો ફાઈલમાંના બધા પૃષ્ઠોને પ્રદર્શિત કરે છે
ખાલી જગ્યા જ્યાં આપણે ગ્રાફિક્સ બનાવીએ તે એક પૃષ્ઠ કેહવાય
દરેક પૃષ્ઠમાં ત્રણ સ્તરો હોય છે
તેઓ છે layoutકન્ટ્રોલ્સ અને ડાયમેન્શન્સ લાઇન્સ
લેયઆઉટ સ્તર મૂળભૂત સ્તર છે
અહીંયા આપણે આપણા મોટા ભાગના ગ્રાફિક્સ બનાવીશું
આપણે ફક્ત લેયઆઉટ સ્તર સાથે જ કાર્ય કરીશું
ચાલો હવે આપણે લીબરઓફીસ ડ્રોમાંના વિવિધ ટૂલબારોને સમજીએ
ડ્રોમાંના ઉપલબ્ધ ટૂલબારોને જોવામુખ્ય મેનુમાંના વ્યૂ ઉપર ક્લિક કરી પછી ટૂલબાર્સ ઉપર ક્લિક કરીએ
તમને ઉપલબ્ધ બધા જ ટૂલ્સની યાદી દેખાશે
કેટલાક ટૂલબાર્સની ડાબે ચેક નિશાની છે
આનો મતલબ છે આ ટૂલબાર સક્રિય છે અને તે ડ્રો વિન્ડોવમાં દ્રશ્યમાન છે
વિકલ્પ સ્ટેન્ડર્ડ પસંદ થયેલ છે
તમે આ સ્ટેન્ડર્ડ ટૂલબાર વિન્ડોવ ઉપર જોઈ શકો છો
ચાલો હવે આ સ્ટેન્ડર્ડ ટૂલબારને ક્લિક કરીએ નાપસંદ કરીએ
તમે જુઓ સ્ટેન્ડર્ડ ટૂલબાર હવે દેખાતું નથી
ચાલો તેને ફરી દ્રશ્યમાન કરીએ
આ પ્રકારેતમે બીજા અન્ય ટૂલ્સને પણ સક્રિય અને નિષ્ક્રિય કરી શકો
આપણે વોટર સાઈકલ માટે મૂળભૂત આકારો બનાવીએ તે પહેલાચાલો પૃષ્ઠને લેન્ડસ્કેપ વ્યુમાં સેટ કરીએ
આ કરવાપૃષ્ઠ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરી પેજ વિકલ્પ પસંદ કરીએ
વિવધ પેટા વિકલ્પો પ્રદર્શિત થાય છે
પેજ સેટઅપ વિકલ્પ ક્લિક કરીએ
પેજ સેટઅપ ડાયલોગ બોક્સ પ્રદર્શિત થાય છે
પેજ Formatમાં આપણે ફોર્મેટ ક્ષેત્ર જોઈ શકીએ છીએ
અહીં આપણે એ4 જે પ્રિન્ટીંગ માટે સૌથી સામાન્ય પૃષ્ઠ માપ છે તેને પસંદ કરીશું
ફોરમેટ પસંદ કરતા જપહોળાઈ અને ઊંચાઈના ક્ષેત્રોમાં આપ મેળે જ તેની મૂળભૂત કિંમતો આવી જાય છે
ઓરિએન્ટેશન વિકલ્પમાં ચાલો લેન્ડસ્કેપ પસંદ કરીએ
પેપર ફોર્મેટ ક્ષેત્રોની જમણી બાજુએ તમે આ ડ્રો પૃષ્ઠનું નાનું પૂર્વાવલોકન જોઈ શકશો
ઓક ક્લિક કરીએ
ચાલો એક સુરજના ચિત્રકામથી શરૂ કરીએ
ડ્રાઇંગ ટૂલબાર ઉપરBasic Shapesપછીના નાના કાળા ત્રિકોણને ક્લિક કરીએ
વર્તુળ ઉપર ક્લિક કરીએ
હવે કર્સરને પૃષ્ઠ ઉપર લાવીએ જીટીજીટી માઉસના ડાબા બટનને પકડી રાખી ખસેડો
પૃષ્ઠ ઉપર એક વર્તુળ દોરાય છે
હવે સુરજની બાજુમાં એક વાદળ દોરીએ
તેના માટેdrawing ટૂલબાર ઉપર જઈ સિમ્બોલ શેપ્સ પસંદ કરીએ
સિમ્બોલ Shapesની બાજુમાં આવેલા નાના કાળા ત્રિકોણને ક્લિક કરી અને ક્લાઉડ પસંદ કરીએ
ડ્રો પૃષ્ઠમાંસૂર્યની બાજુમાં કર્સરને રાખીએ
માઉસના ડાબા બટનને પકડી રાખી માઉસ ખસેડીએ
તમે વાદળ બનાવી દીધું
હવે ચાલો પર્વત દોરીએ
આપણે બેસિક શેપ્સ પાછુ પસંદ કરીશું અને આઇસોસેલેસ ટ્રાયેંગલ ઉપર ક્લિક કરીશું
પહેલા કર્યું તે પ્રમાણે આપણે ડ્રો પૃષ્ઠમાં એક ત્રિકોણ દાખલ કરીશું
તો આપણે ત્રણ આકારો દાખલ કર્યા
તમે જયારે પણ કોઈ પણ ફેરફાર કરો તમારી ફાઈલને સંગ્રહિત કરવી યાદ રાખવું
તે માટે CTRLS કળો એક સાથે દબાવીએ
ફેરફારો જાતે જ સંગ્રહિત થાય તે માટે તમે સમય અંતરાલટાઈમ ઈન્ટરવલ પણ સેટ કરી શકો
આ માટે મૈન મેનુમાં જઈ ટૂલ્સ પસંદ કરીએ
ToolsમાંOptions ઉપર ક્લિક કરીએ
ઓપ્શન્સ ડાયલોગ બોક્સ ખુલે છે
loadસવે પછીનું ચિહ્ન ઉપર ક્લિક કરીએ પછી જનરલ ક્લિક કરીએgtgt જમણી બાજુના ચેક બોક્સીસ માંથીgtgt બોક્સ સવે ઓટો રિકવરી ઇન્ફોર્મેશન એવરી એન્ડ ટાઇપ 2ને પસંદ કરીએ
આનો અર્થ એ છે કે દર બે મિનીટમાં આ ફાઈલ આપ મેળે જ સંગ્રહિત થતી રેહશે
ઓક ક્લિક કરીએ
ચાલો હવે આ ફાઈલ ફાઇલ જીટીજીટીક્લોઝ ઉપર ક્લિક કરી બંધ કરીએ
હયાત ડ્રો ફાઈલને ખોલવાઉપર મેનુ બારમાં ફાઇલ મેનુમાં ઓપન વિકલ્પ ઉપર ક્લિક કરીએ
પડદા ઉપર એક ડાયલોગ બોક્સ ખુલે છે
અહીં તમારું ડોક્યુમેન્ટ જ્યાં સંગ્રહિત કર્યું હોય તે ફોલ્ડર શોધીશું
જે ફાઈલને ખોલવા ઈચ્છો છો તેને પસંદ કરી ઓપન ક્લિક કરીએ
અહીં તમારા માટે એક હસ્તાન્તરણ છે
એક નવી ડ્રો ફાઈલ બનાવો અને તેને માયવોટરસાયકલ નામે સંગ્રહિત કરો
પેજ ઓરીએન્ટેશનમાં પોર્ટ્રેટ સેટ કરો
એક વાદળએક તારો અને એક વર્તુળ દાખલ કરો
હવે પેજ ઓરીએન્ટેશનને બદલી લેન્ડસ્કેપ સેટ કરો
જુઓ આકૃતિઓની જગ્યાઓ કેવી બદલાય છે
અહીં લીબરઓફીસ ડ્રોનો પરિચય આપતું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીઅલમાં આપણે શીખ્યા160 લીબરઓફીસ ડ્રો લીબરઓફીસ ડ્રો વર્કસ્પેસ અને કન્ટેક્સ્ટ મેનુ
વળી આપણે શીખ્યા કેવી રીતે ડ્રો ફાઈલ બનાવવીસંગ્રહ કરવીબંધ કરવી અને ખોલવી
ટૂલ બાર્સને સક્રિય કરવા ડ્રો પૃષ્ઠ સેટ કરવું અને મૂળભૂત આકારો દાખલ કરવા આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનો સાર આપે છે
જો બેન્ડવિથ સારી ના હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો
મૌખિક ટ્યુટોરીઅલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરીઅલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જે ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે
વધુ માહિતી માટે contactspoken tutorialorgઉપર સંપર્ક કરો
મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે
જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે
આઇઆઇટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છુંઆભાર